બે ટ્રક છે ટ્રક નુ કલર ઓરેન્જ છે.

ઊભેલી છે રોડ ની આજુબાજુ ઝાડ છે ઝાડના પત્તા લીલા છે.

મા ઘાસ છે ઘાસ લીલુ છે બાજુમાં બિલ્ડીંગ છે બાજુમાં--

બાજુમાં બીજો કોથળો છે કોથળા--

રેલિંગ છે બાજુમાં લાઈટ નો થા--

એક ટેબલ છે ટેબલ પર ટેલિફોન .

જે ગુલાબી રંગની ફાઇલ છે.

આ પર્વત છે પર્વત પર ચામુંડા માતાજીનુ મંદિર આવેલુ છે.

બાજુમાં ઝાડ છે ઝાડ ના પત્તા લીલા--

ફ્લેટ ની બાજુમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યુ છે.

એક માણસ ત્યાં નીચે બેઠેલો છે.

નુ અવરજવર છે.

હાથી ના પૂતળા પર એક માણસ બેઠેલો છે.

આ એક પ્લેગ્રાઉન્ડ છે તેમાં લપસણી મૂકેલી છે.

આ એક ગેરેજ છે ગેરેજ માં ગાડી રિપેર થાય છે.

એની બહાર સફેદ રંગની ગાડી ઉભેલી છે.